બરોબર બરોબર ત્યાં જઈને સુ કરવાનું.

હમ દિવસે પછી movie લાગી છે પઠન વથાણ જોવા જજો. હા જોઈ આવહુ પછી ticketbook કરાવી દીધી ક ના નીકળી

ticketbook કરાવી દીધી ક કરવાની છે. book કરવાની છે કરાવી તો નથી

હમ પણ mobile પર બરાબર આય નહિ હમણાં સુધી પઠાણ ને એ movie કેમ ક સુ છે એમને પૈસા ના મળે ને એટલે block કરી દે આછા આવું છે. હમ પછી કમાઈ કઈ રીતે કરવાની એમને. હાચી વાત છે.

બસ શાંતિ છે શાંતિ છે movie જોઈં છે અમેતો હમણાં movie જોવાનુજ કામ કરે છો કે ભણવાનું કામ કરે છો. ના ના movies જોવાની બે ચાર દિવસ પેલા બંધજ કરીદેવાનું ભણવાનું

હમ સારું કેવાય. બરોબર કય area માં રેવાનું પછી ઉદયપુર માં. ઉદયપુર મા ગોપાલપુરા બાજુ છે ત્યાં જવાનું છે.

કોઈ MBA કરે છે કોઈ સુ કરે છે કોઈ IAS

હમ કરવુજ જોઈં ને પૈસા હોઈ તો કરવું જોઈં હમ જે અપડા level નું હોઈ અ અપડે કરવાનું હમ એ તો છેજ એજ કરીએ છીએ બીજું સુ કરીએ

હમ સુ જમ્યું જમવા માં સુ કર્યું સાંજે સાંજે મુંગદાળ પાલખ બનાવી હતી અને રોટલી બના‌વી બરોબર બરોબર

જામી લીધું અમને, પછી ઉદયપુર થી return ક્યારે થવાનું

trainbus બધું મળતું હીસે ને ત્યાંથી ત્યાંથી મળે ને trainbus બધું મળે train તો હમણાજ ચાલુ થય ને તય હા હમણાજ ચાલુ થય છે train તો હમ કેટલા મીના થાય ક વધારે થયું ના બે ત્રણ મીના થાય ગયા અત્યારે બે ત્રણ મહિના થાય ગયા એમને.

timing ની ખબર નહિ મને પણ બે ત્રણ મહિના થય ગયા હઈસે હા બે ત્રણ મહિના થયા હઈસે

બરોબર તમે કયું દૂધ આપો છો અમુલ નું કે dairy વાળું અમુલ ગોલ્ડ વાપર છી

હમ મોન્ઘય ભી એટલી વધી ગય છે સુ કરવાનું હા બૌ ભાવ કેટલા બધા થય ગયા ચાલીસ સીતેર રૂપિયે kilo થય ગયું છે સાગ ભાજી મોંઘી થય પાકિસ્તાન કરતા હાલત ખરાબ થય ગય વહે

હાજર ત્રણસો રૂપિયા માંગું ખાંડ તો માલ્તીજ નથી

હમ શ્રીલંકા જેવી હાલત થય જવાની છે શ્રીલંકા થી વધારે ખરાબ થશે આવું લાગે છે સુ કરવાનું હવે એક બીજા ને મારે છે લોકો ને પડી જવાનું જેવું થય ગયું છે ત્યાં પડિએ જશે કઈ કેવાય નય એક અંડા નો ભાવ ત્યાં અઢીસો ત્રણસો રૂપિયા છે ઓહોહો અંદાજ ની ખાવના બંધ કરી દ્યો હમણાં દૂધ પણ દૂધ ત્રણસો ચારસો રૂપિયા નો ભાવ છે ત્યાં

તો સુ કરે ત્યાં લોકો બી એવા છે બધા ખબર પડે એમને આવું થાય એટલે

ખાલી વાળ ફેલાવાનું ને એવું કામ કરે છે લોકો

છે હમ અઘના બાબો ઓ છે સુ comment કરે છે સુ ખબર મુસલમાનો ઉપર ને case કર્યો છે બાબા રામદેવ ઉપર હું બધા બાબોઓ એક જેવાજ છે આશારામ જેવા કાય ફરક નહિ કોઈમાં બોલો બોલો કઈ હમ શાંતિ છે વાત થતી નથી થતી નહિ એમને

હમ બરોબર phone તો નહિ આવે છે ના આજે તો નથી આવ્યો સવારે કર્યો તો મેં પછી નથી કર્યો હમ બરોબર બરોબર સવારે કર્યો હતો એમને સુ કેહતા બસ શાંતિ છે એને bottle ચડાવી છે અને આવું કેતા હતા

હા ને આવું થય ગયું છે હા કશી ને તાવ હા એ તો બધું viral છે common છે એ થવાનુજ છે

હમ અપડે ત્યાં સુ કર્યું બનવાનું કેહતા હતા ને અમ એનું estimate કાઢવી એ પછી જોઈં સુ થાય તો અંદાજેન કેટલો ખર્ચો આવે ચાર પાંચ લાખ નો તો છેજ તે ખર્ચો ચાર પાંચ લાખ નો છેજ એમ પછી આગળ ચેક સુ કરો છો હા bank કૈક કરવું પડે કૈક હમ કેટલી લગ લે છે bank એમ સોલા percentage પહેન કેસે

હમ personal નું ના એવું હોઇ તો તમે ઘર ગીરવી મુકીને લ્યો તો loan હમ એતો risk વાળું કામ છે એટલે ગીરવી ના મુકીએ અમે તો આછા આવું છે તેના financier થી લ્યો તો મોંઘુ પડે હમ

હા વાત કરીએ છીએ estimate કાઢવી પછી વાત કરીએ

હમ હમ લોકો તો સુ ખબર ક્યાંથી એટલા પૈસા લાવે છે મોટા મોટા મકાનો બનાવે છે. લોકો તો મોટા અબન્વીયે છીએ અપડે કામ કરવું છે એય વિચાર કરવો પડે બરોબર લોકો તો બે બે લાખ ના ત્રણ ત્રણ લાખ ના ખાલી freidge મુકાવે છે ઘરમાં

doubledoortrippledoor ને એવા

બધાને યા રાજસ્થાન મતો સુચે goverment નોકરી છે badhane

હમ ઘર માં એક બે નોકરીઓ હોઈ ને તો બધું પર પડી જવાય હમ સરકાર અપડે એટલે કઈ વાંધો ની હમ lolan મળી જાય easily બધું easily મળી જાય હું loan તો એમજ મળી જાય જઈને ઉભા થાય એટલે વગર guarenteeloan મળી જાય હમ goverment વાળાને તો નિયમ જ ના લાગે

સુ ખબર સુ કરવા માંગે છે લોકો બધા સુ ખબર સુ કરવા માંગે છે ખબર ની પડતી કેમ ક આ area માં ભાડું એટલું મે છે ક પણ એવું મોટું બનવું પડે તમારે ઘર હમ બનવું પડે વ્યવસ્થા કરવી પડે બધી હમ તમારે ઘર માં પેલી ભેજ વળી સમસ્યા હતી એ ખતમ કે આવે છે

હમ હમ બરોબર પાણી ની વ્યવસ્થા છે કે કરવી પડશે એ ભી પાણી ની વ્યવસ્થા bore કરાવ્યો છે પણ motor નહિ મુકવી એ મુકવી પડશે હમ બરોબર bore તો ઘર ના અંદરજ હીસે ને

બાર છે એમ પછી કઈ રીતે બહાર લાગવાની motor એ બાર લગાવી કરવી પડશે કૈક તો વ્યવસ્થા કરવીજ પડશે ને હા પણ એ ચોરી કરી લે લોકો એવું તો નાય થાય ને હમ ઉપર વળી લગાવ્યે તો એ ભી અજ કાલ scuccess છે નાય ઉપર વારી તો અંદર વલીજ મુકવી પડે આવું તો છે પણ પછી લય જાય તો વધારે નુકસાન થાય ને હમ લય તો ની જાય પણ હા વ્યવસ્થા કૈક કરવી પડે એની

હમ અપડે તો રજસ્થાન મતો ચોવીસ ખંત પાણી ની વ્યવસ્થા એ હજુ ચાલુ થાય નાય હજી તક તો કેટ હતા ને january માં પંદર તારીખથી ચાલુ કરવાનું છે

હમ february આયી ગયું february અડધું નીકળી જશે થોડા દિવસ માં તો હું આજે બે તારીખ તો થય ગય

એતો બધા ચુનાવ ચુનાવ કરીને કરે છે party અવર કરવાના નહિ

હમ એટલે પાગલ બનાવે જનતા ને હા પાંચ ચા મહિના પછી અચર્સહિતા લાગી જાહે એટલે એ બધું બંધ થાય જશે રાજસ્થાન માં તો fix છે નિકુંજ બીજેપી હઉ એ કેવાય ને વચે પડવાનું છે એટલે કોણ આવે

expressnews માં બધા કુતા કૂત થાય છે હા એ તો કરે છે લાંબી લાંબી લીનો લાગે છે એટ ને ડાળ હતું હમ એટ નો ઘઉં નો ભાવ નો તીસ હઝાર રૂપિયા quintal ઊહોહો એટલો બધો ભાવ એટલો બધો ભાવ ત્યાં લોકો તો ઘઉં ખતા નાય ખાલી અપડે માસ અને મતમ ઉપર બેસે લા છે અપડે એટ નું છે તો હમ હમ ઘઉં નો ભાવ ત્રણસો રૂપિયા kilo છે અને પેલું માસ મતન અઢીસો રૂપિયા killo એ સસ્તું છે ત્યાં એ ઓકો ખાતા હોઈ તો સુ કરે

આવું હમ અ પાકિસ્તાન ના મોટા મોયા નેતાઓ jail માં જઈને બેધા છે હમ બધા corruption કરે છે અને પછી અંદર જઈને બેહ્વાનું એજ કામ બાકી છે આવુજ છે હમ એનું કમજ એય છે પૈસા લેવાનું

ઓહોહો દેખાવો બૌ કરે છે લોકો

પેલા ઘર લીલેને પછી ભરવા પડે ને એટલે કાઢું પડે લોકો ને પડેજ ને કાઢવા પછી ચાદર જેટલી હોઈ એટલીજ પગ લાંબા કરવા પડે જોઈં હ્સચી વાત છે